લાલ કલર ની સ્ટાઇસો નાખેલી આગળ આર_સી_સી કરેલ છે.

નીચે એક બ્લ્યુ કલર નું કાર્પેટ છે પાછળ ચેર છે ઉપર બંને એ_સી અવેલેબલ છે.

આ એક રેલવેટેશન છે રેલ્વે રેલ્વે ના પાટા બે દેખાય છે અ સ્ટેન્ડ પર માણસો ઉભા છે એક ગોખલો છે.

આ એક મોટુ મકાન છે એક ત્રણ માળનું દેખાય છે આગળ એક કાર આગળ કાર પડેલી છે.

પડેલ છે એ સ્ટેન્ડ છે પાછળ એક બીજુ ટેબલ ગોઠવેલુ--

પાછડ ઝાડ દેખાય છે બે ઝુમ્મર છે એક પંખો છે.

બ્લુ કલર ની દિવાલ પતરા મારેલા છે એના પાછળ ઘણા બધા વૃક્ષો આવેલા છે એક માણસ ગાર્ડન માં આવેલો છે.

ઘરની ચીજ વસ્તુઓ દેખાય છે એક કડાઈ મૂકેલી છે ત્યાં સેલ મળે છે દુકાનમાં થોડું અંધારું છે.

આ એક મોટું ગાર્ડન છે ગાર્ડન ના આગળ સરસ મજાની નાખેલી છે પાછળ મોટું એક મકાન છે મકાનમાં--

આ એક વર્ગન છે વર્ગન ની સાઇડ માં બ્લેક કલર ની બેગ દેખાય છે.

તે પેટ્રોલ ના પુરાવે છે પાછળ એક ની એક દુકાન છે.

ઘણા ફૂલ હાર ચડાવેલા છે ત્યાં એક બ્લુ કલર ની લાઈટ પણ છે ઉપર બે સરસ મજાના હાર દેખાય છે.

આ એક રમતનું ગાર્ડન છે ગાર્ડન આગળ એક થાંભલો છે પાછળ બઉ મોટુ વૃક્ષ આવેલુ છે ત્યાં એક પાછળ મોટુ ટાવર લગાવેલું છે.

કોઈએ ચેર ગોઠવેલી છે ચાર જેવી પાછળ એક રેડ કલર જેવી લાઇટ છે.